અહીં ઘણા બધા જાત જાતના નાના મોટા છોડવાઓ દેખાય છે.

આ દ્રશ્યમાં અલગ રીતે લાકડાઓની મદદથી તંબુ બનાવવામાં આવ્યું છે.

અહિ આજુબાજુ ઘણા વૃક્ષો અને નાના-નાના છોડવાઓ જોવા મળી રહ્યા છે.

અહીં એક કાળા કલર માં ગાડી પણ ઉભેલી દેખાઈ રહી છે.

આ દ્રશ્યમાં મુસલમાનોના નમાઝ પડવા માટેનું સ્થાન દેખાઈ રહ્યું છે.

અહીં નાના મોટા વૃક્ષો અને સરસ મજાના નાના નાના છોડવાઓ જોવા મળી રહ્યા છે.

અહીં અલગ-અલગ કંપની ના કુકરો મળી રહ્યા છે.

અહીં દર્દીને ચેક કરવા માટે ટેબલ પણ મૂકેલી દેખાઈ રહી છે.

આ દ્રશ્યમાં કપડાં પ્રેસ કરવા માટેની અસ્ત્રી દેખાઈ રહી છે.

આ દ્રશ્યમાં નાના-નાના લીલાછમ છોડ દેખાય છે અને ઘણા બધા વૃક્ષો પણ દેખાઈ રહ્યા છે.